જેમોલ એપ્લીકેશનમાં મોડિફાય ડિસ્પ્લે એન્ડ વ્યૂ પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખીશું સ્ક્રીન પર મોડેલને ફેરવવું ઝૂમ કરવું ખસેડવું અને સ્પીન કરવું દેખાવને મોડીફાય કરવું ડિસ્પ્લેની શૈલી બદલવી
પરમાણુંઓ અને બોન્ડોનાં માપ અને રંગ બદલવા
મોડેલને એક્સેસ એક્સેસ અને બાઉન્ડબોક્સ બાઉન્ડબોક્સ સાથે દર્શાવવું
ઈમેજને વિવિધ ફાઈલ ફોર્મેટોમાં સંગ્રહવી
આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને આપેલનું જ્ઞાન હોવું અનિવાર્ય છે
જમોલ એપ્લીકેશન વિન્ડો અને મોડેલકીટ ફંક્શનનો ઉપયોગ કરીને મોડેલો બનાવવાની અને એડિટ કરવાની જાણ
જો નથી તો નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ સંદર્ભિત ટ્યુટોરીયલો નિહાળો
આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 1204 જમોલ આવૃત્તિ 1222 અને જાવા આવૃત્તિ 7 પેનલ પર મેં 2 chloro 1 પ્રોપેનોલ નાં મોડેલ સાથે એક નવો જેમોલ વિન્ડો ખોલ્યો છે
રચનાની સારી પરિપ્રેક્ષ્યતા મેળવવા હેતુ આપણે મોડેલને ફેરવી અને ઝૂમ કરી શકીએ છીએ
મોડેલને ફેરવવા માટે ટૂલ બાર પર આવેલ રોટેટ મોલિક્યુલ આઇકોન પર ક્લિક કરો
મોડેલ પર ક્લિક કરીને અવલોકન કરો કર્સર હાથનાં આઇકોનમાં બદલે છે
માઉસનાં બટનને દબાવી રાખીને માઉસને પેનલ પર ડ્રેગ કરો
તમે જોઈ શકો છો કે મોડેલ ફરી રહ્યું છે
ઝૂમ ઇન અને ઝૂમ આઉટ માટે કર્સરને પેનલ પર મુકો
માઉસ ચક્રીને ઉપર તરફે ફેરવો જેથી ઝૂમ આઉટ થશે અને નીચેની તરફે ફેરવવાથી ઝૂમ ઇન થશે
મોડેલને પેનલ પર ખસેડવા માટે કર્સરને મોડેલ પર મુકો
કીબોર્ડ પર Shift બટન દબાવી રાખો
બમણું ક્લિક અને માઉસ ડ્રેગ કરો
વિસ્તૃત જાણકારી માટે પોપ અપ મેનુમાં આપેલ માઉસ મેન્યુઅલ નો સંદર્ભ લો
પોપ અપ મેનુ ખોલો અને નીચે સ્ક્રોલ કરી એબાઉટ પર જાવ ત્યારબાદ જમોલ 1222 પસંદ કરીને માઉસ મેન્યુઅલ પર ક્લિક કરો
જો તમે ઇન્ટરનેટથી જોડાયા છો તો સ્ક્રીન પર માઉસ મેન્યુઅલ સહીત એક વેબ પુષ્ઠ દ્રશ્યમાન થાય છે
પોપ અપ મેનુથી બહાર નીકળવા માટે પેનલ પર ક્લિક કરો
પરમાણુંને પેનલ પર આપમેળે ફરતું રાખવા માટે પોપ અપ મેનુ ખોલો
નીચે સ્ક્રોલ કરીને સ્પિન પર જાવ અને પછી ઓન વિકલ્પ પર ક્લિક કરો
આપણે જોઈ શકીએ છીએ કે મોડેલ પેનલ પર ફરી રહ્યું છે
સ્પિન સ્પીન ને બંધ કરવા માટે પોપ અપ મેનુ ફરીથી ખોલો નીચે સ્ક્રોલ કરીને સ્પિન પર જાવ અને ઓફ પર ક્લિક કરો
એસાઈનમેંટ તરીકે 2 chloro 3 iodo પેન્ટને નો એક મોડેલ બનાવો
પોપ અપ મેનુમાં સ્પિન વિકલ્પ શોધો
સ્પીનની દીશા ઝ ધરી પર અને સ્પીનની માત્રા 40 બદલી કરો
સંકેત તરીકે પોપ અપ મેનુમાં સેટ ઝ રતે વિકલ્પનો ઉપયોગ કરો
તમારું પૂર્ણ થયેલ એસાઈનમેંટ નીચે આપેલ પ્રમાણે દેખાવું જોઈએ
ચાલો હવે વ્યૂ વ્યુ મેનુ વિશે શીખીએ
મેનુ બારમાં આવેલ વ્યૂ મેનુ મોડેલને વિવિધ ખૂણાઓથી જોવાનાં વિકલ્પો ધરાવે છે
વ્યૂ વ્યુ મેનુ પર ક્લિક કરો
મેનુમાં સ્ક્રોલ કરો અને આપેલ વિવિધ વિકલ્પોમાંથી કોઈ એકને પસંદ કરો
ઉદાહરણ તરીકે હું ટોપ વ્યુ પસંદ કરીશ
ટોપ વિકલ્પ પર ક્લિક કરો
સ્ક્રીન પરની ઈમેજ દર્શાવે છે કે પરમાણુ ટોંચથી કેવું દેખાય છે
આપણે આ વ્યુને ઈમેજ તરીકે વિવિધ ફાઈલ ફોર્મેટોમાં સંગ્રહી શકીએ છીએ
સવે કરન્ટ વ્યૂ એએસ એએન ઇમેજ આઇકોન પર ક્લિક કરો
એક સવે સેવ ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે
ફાઈલ ફોર્મેટ પસંદ કરવા માટે ઇમેજ ટાઇપ માંનાં વિકલ્પોને સ્ક્રોલ કરો
હું જેપીઇજી ફોર્મેટ પસંદ કરીશ
એ ફોલ્ડર ખોલો જેમાં તમે ફાઈલને સંગ્રહવા ઈચ્છો છો
હું તે ડેસ્કટોપ ડેસ્કટોપ પર ઈચ્છું છું
ડેસ્કટોપ પસંદ કરો અને ઓપન બટન પર ક્લિક કરો
ફાઇલ નામે ટેક્સ્ટ બોક્સમાં 2 chloro 1 પ્રોપેનોલ ટાઈપ કરો
ફાઇલ્સ ઓએફ ટાઇપ પર જાવ અને જેપીજી પસંદ કરો
સવે બટન પર ક્લિક કરો
ઈમેજ હવે જેપીઇજી ફોર્મેટમાં ડેસ્કટોપ પર સંગ્રહીત થશે
પરમાણું મોડેલની ડિસ્પ્લે શૈલીને વિવિધ રીતે મોડીફાય કરી શકાય છે
જો જોઈતું હોય તો આ પરમાણુંઓમાં અણુઓ અને બોન્ડોનું માપ અને રંગ બદલી કરી શકાય છે
આપણી પાસે પરમાણુમાંનાં તમામ અણુઓને મોડીફાય કરવાનું અથવા સેટ પસંદ કરવાનું વિકલ્પ છે
પેનલ પર મોડેલનું મૂળભૂત ડિસ્પ્લે બૉલ એન્ડ સ્ટિક છે
ડિસ્પ્લે સીપીકે સ્પેસ ફિલ માં બદલી કરવા માટે પોપ અપ મેનુ ખોલો
સિલેક્ટ પર જાવ અને સંપૂર્ણ પરમાણુને મોડીફાય કરવા માટે અલ્લ પર ક્લિક કરો
પોપ અપ મેનુ ફરીથી ખોલો
નીચે સ્ટાઇલ સુધી સ્ક્રોલ કરો સબ મેનુમાંથી સ્કીમ પસંદ કરો
અને સીપીકે સ્પેસફિલ વિકલ્પ પર ક્લિક કરો
સ્ક્રીન પરનું મોડેલ સીપીકે સ્પેસફિલ મોડેલમાં પરિવર્તિત થાય છે
અત્યારે ચાલો પાછું તેને બૉલ એન્ડ સ્ટિક મોડેલમાં પરિવર્તિત કરીએ
પહેલા પ્રમાણેનું જ પગલું અનુસરો
પોપ અપ મેનુ ખોલો
નીચે સ્ટાઇલ સુધી સ્ક્રોલ કરો સ્કીમ પસંદ કરો અને બૉલ એન્ડ સ્ટિક વિકલ્પ પર ક્લિક કરો
મોડેલ હવે બૉલ એન્ડ સ્ટિક ડિસ્પ્લે શૈલીમાં પરિવર્તિત થાય છે
બોન્ડોનું માપ પોપ અપ મેનુ વાપરીને સાથે જ મેનુ બારમાનાં ડિસ્પ્લે મેનુ દ્વારા પણ બદલી કરી શકાય છે
ડિસ્પ્લે મેનુ પર ક્લિક કરો અને બોન્ડ પસંદ કરો
સબ મેનુ એંગસ્ટ્રોમ આંગસ્ટ્રોમ એકમમાં વિભિન્ન વ્યાસ માપમાં બોન્ડોનાં વિકલ્પો ધરાવે છે
ઉદાહરણ તરીકે હું 01 એંગસ્ટ્રોમ પસંદ કરીશ અને તેના પર ક્લિક કરીશ
બોન્ડોની જાડાઈમાં થયેલ ફેરફારની નોંધ લો
આપણે પરમાણુંઓ અને બોન્ડોનાં રંગ પણ બદલી કરી શકીએ છીએ
હું મોડેલમાનાં તમામ કાર્બન કાર્બન પરમાણુંઓનાં રંગને પીળામાં બદલી કરવા ઈચ્છું છું
આવું કરવા માટે પોપ અપ મેનુ ખોલો અને સિલેક્ટ પર જાવ
એલિમેન્ટ સુધી સ્ક્રોલ કરીને કાર્બન પર ક્લિક કરો
પોપ અપ મેનુ ફરીથી ખોલો અને કલર પસંદ કરો
ત્યારબાદ એટમ્સ પસંદ કરીને યેલો વિકલ્પ પર ક્લિક કરો
મોડેલમાનાં બધા જ કાર્બન્સ હવે પીળા રંગમાં દ્રશ્યમાન થાય છે
ચાલો જોઈએ બોન્ડોનાં રંગ કેવી રીતે બદલી કરાય છે
પોપ અપ મેનુ ખોલો અને અલ્લ પસંદ કરો
પોપ અપ મેનુ ફરીથી ખોલો
નીચે કલર સુધી સ્ક્રોલ કરીને સબ મેનુમાંથી બોન્ડ્સ પસંદ કરો
નીચે સ્ક્રોલ કરીને બ્લૂ વિકલ્પ પર ક્લિક કરો
તમામ બોન્ડો હવે ભૂરા રંગમાં છે
આપણે ઈમેજને xય અને ઝ એક્સેસ એક્સેસ સાથે અને બાઉન્ડીંગ બોક્સ અંતર્ગત દર્શાવી શકીએ છીએ
પોપ અપ મેનુ ખોલો સ્ટાઇલ પસંદ કરો
અને નીચે એક્સેસ વિકલ્પ સુધી સ્ક્રોલ કરો
સબ મેનુમાંથી પિક્સેલ વિડ્થ પસંદ કરો
હું પીક્સલ વિડ્થ તરીકે 3 પીએક્સ પસંદ કરીશ
હવે આપણી પાસે સ્ક્રીન પર મોડેલ તમામ એક્સેસ સહીત છે
ઈમેજ ફરતે બાઉન્ડ બોક્સ દોરવા માટે પોપ અપ મેનુ ખોલો
નીચે સ્ટાઇલ સુધી સ્ક્રોલ કરીને વિકલ્પમાંથી બાઉન્ડબોક્સ પસંદ કરો
પિક્સેલ વિડ્થ પસંદ કરો અને પીક્સલ વિડ્થ 3 પીએક્સ પર ક્લિક કરો
સ્ક્રીન પર આપણી પાસે 2 chloro 1 પ્રોપેનોલ નું મોડેલ બાઉન્ડબોક્સ માં એક્સેસ સહીત છે
બાઉન્ડબોક્સ ને સ્પષ્ટપણે જોવા માટે આપણને ઝૂમ ઇન અથવા ઝૂમ આઉટ કરવાની જરૂર પડી શકે છે
ઈમેજને સંગ્રહીને પ્રોગ્રામથી બહાર નીકળો
આપણે જે શીખ્યા ચાલો તેનો સારાંશ લઈએ
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા સ્ક્રીન પર મોડેલને ફેરવવું ઝૂમ કરવું ખસેડવું અને સ્પીન કરવું
મોડેલને વિવિધ ખૂણેથી જોવું
ડિસ્પ્લેની શૈલી બદલવી
પરમાણુંઓ અને બોન્ડોનાં રંગ બદલવા
સાથે જ આપણે આ પણ શીખ્યું ઈમેજને એક્સેસ એક્સેસ અને બાઉન્ડબોક્સ બાઉન્ડબોક્સ સાથે દર્શાવવી અને ઈમેજને વિભિન્ન ફાઈલ ફોર્મેટોમાં સંગ્રહવી
એસાઈનમેંટ માટે 3 amino 1 પ્રોપેનોલ નો એક મોડેલ બનાવો
ડિસ્પ્લે શૈલી સ્ટિક્સ સ્ટીક્સ માં બદલો
મોડેલમાનાં તમામ હાઈડ્રોજનનાં રંગ લીલામાં બદલો
તમામ બોન્ડોનાં રંગ પીળામાં બદલો
તમારું પૂર્ણ થયેલ એસાઈનમેંટ આ પ્રકારે દેખાવું જોઈએ
આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો
httpspoken tutorialorgWhat is a Spoken Tutorial
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
જોડાવાબદ્દલ આભાર